અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે મંજુ બેનની આંખ ભીની થઈ ગઈ અમારી વાત નહીં સમજતો હુ માં જ દુશ્મન તો નથી તો પછી પણ ખરું પૂછું તો હું એકલી પડી ગઈ છું આ અગ્નાયત છે અને હું માત્ર હોમે વોર્ક કી બીજું મારા દીકરા ને રેસ ના ગોડા ની જેં દોડાવે છે વીનું કાકા એ એક માત્ર લાગણી છે નહિ જણાતી હોય પણ કોઈ જાણે મન માં ઊંડે ને ઊંડે ખોટું લાગે છે અરે ના ના મંજુ કાકી થોડા આ વખત માં બધું ઠીક થયી જશે તો તમારા મો માં ઘી સાકાર લો જ મંજુ કાકી Entertainment ભારતીય cinema ભારતીય cinema માં ભારત માં નિર્માણ થતી film નો સમાવેશ થાય છે જેમાં mumbai ના cinema ની સંસ્કૃતિ ઉપરાંત આંધ્રપ્રદેશ આસામ કર્નાટક કેરલ પંજાબ તમિલનાડુ અને પશ્ચિમબંગાળ જેવા રાજ્યો ની cinema ની પરમ્પરા નો સમાવેશ થાય છે ભારતીય film સમગ્ર દક્ષીણ acia અને મધ્ય પૂર્વ માં જોવાય છે cinema ને એક માધ્યમ તરીકે દેશ માં લોકપ્રિયતા મળી છે અને દર વર્ષે વિવિધ ભારતીય ભાષણો માં લગભગ એક હજાર film નું નિર્માણ થાય છે britain અને america જેવા દેશ માં વસતા ભારતીયો ના કારણે હિન્દી ભાષા ની film ને આંતરરાષ્ટ્રીય દર્શકો મળી રહે છે વીસ મી સદી માં american અને chinise ઓ ઉપયોગ ની સાથે ભારતીય cinema વૈશ્વિક સહ્સ્તક બન્યું સુધરેલી technology નાં કારણે product રજુ કરવા ની તથાસ્થીક cinemetic નિયમો ના સુધારા ઓ થયા અને લક્ષણ કે દર્શક સુધી સામગ્રી પહોચાડવા ની પદ્ધતિ માં ધૂળ મૂળ થી ફેરફાર થયો ભારતીય cinema ને નેવું થી વધુ દેશો માં બજાર મળ્યું ત્યાં ભારત ની film પણ પ્રદર્શિત થઇ હતી ભારતે આંતરરાષ્ટ્રીય film મોહત્સ્વ માં પણ ભાગ લીધો ખાસ કરી ને સત્ય જીત અદુર્વ ગોપાલ કૃષ્ણ શ્યામ જી અને કરુણ શેખર કપૂર વિના નાયક દીપા મહેતા વગેરે જેવા ભારતીય film નિર્માતા ઓ ને વિદેશ માં સફળતા મળી ભારત સરકારે વિદેશ માં film પ્રતિનિધિત મંડળ મોકલ્યા જેમ કે united state of અને જાપાન માં જયારે દેશ ના film ની produser એ સમગ્ર guil માં આવા yurop મોકલ્યા હતા ભારત માં સૌ ભારત વિશ્વ માં સૌથી મોટો film નિર્માતા દેશ છે જ્યાં દર વર્ષે લગભગ એક હજાર film ઓ બને છે કુલ film માં થી લગભગ છસો fim તેલુગુ અને હિન્દી માં હોય છે બન્ને ભાષા માં આખરે ચારસો film ઓ બને છે જયારે બાકી ની film અન્ય ભાષા માં બને છે જો કે ભારત માં cinema કુલ પેદા થતી આવક માં હિન્દી film ને હિસ્સો લગભગ અડધો છે સો ટકા વિદેશી movie રોકાણ માટે shoot મળવા ને કારણે વીસ થી century fox sony pictures અને વિદેશી ચાહકો માટે ભારતીય ખેલો market આકર્ષક બન્યું છે અગ્રણી ભારતીય ચાહકો જેમ ક zee you tv અને elbe વગરે પણ film નિર્માતા અને વિક વિકરાળ ના સક્રિય છીએ Multypexic રાહત કર મળવા ને કારણે ભારત માં multiplex ક્ષેત્રે ટેટી આવી છે બે હજાર ત્રણ સુધી માં national stop of india પર લગભગ ત્રીસ film ઓ નિર્માણ company ઓ listed હતી જેના કારણે આ માધ્યમ ની વ્યાપારી હાજરી વધાર વર્તાતી હતી વિદેશ ભારતીય મૂળ ના લોક કરોડો લોકો વસવાટ કરે છે જેમના માટે DVD દ્વારા અને તેમના લેક રહેણાંક ના દેશ માં જ્યાં શક્ય હોય ત્યાં film નું Screen shooting કરી ને તેમના માટે film નો ઉપયોગ કરવા માં આવે છે મુખ્ય પ્રવાહી film દ્વારા પેદા થતી આવક બાર ટકા એક તો વિદેશ માં જે ભારતીય cinema ને એકંદર આવક માં પાત્ર યોગદાન આપ્યું હતું જેનું network બે હજાર માં એક point ત્રણ અબજ american dollar માં કરવા માં આવ્યું હતું ભારત માં filmm નિર્માણ માટે ઉપલબ્ધ સુવિધા ઓ તેલુગુ filmm ઉદ્યોગ ના ગણા ઘર ગણાતા હૈદરાબાદ માં રામોજી city છે જેને guinness world record મારા વિશ્વ ની સૌથી મોટી studio complex તરીકે પ્રમાણિક કરવા માં આવી છે ભારતીય cinema માં સંગીત આવક પેદા કરવા નું અન્ય એક મહત્વ નું સાધન છે ભારત માં Film દ્વારા પેદા થતી આવક ચાર થી પાંચ ટકા હિસ્સો એકલા સંગીત ના અધિકારો ને હોય છે london માં lumiar ચલચિત્ર ના પ્રદર્શન બાદ

કર્યું હતું જેની સરુઆત ઘી flower of સાથે થઇ હતી ભારત માં પૂર્ણ film ના ચલચિત્ર નું નિર્માણ દાદા સાહેબ ફળ કે કર્યું હતું જેઓ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિ ના વિધવાન હતા અને સંસ્કૃત મહા કાવ્યો પર થી પ્રેરણા લઇ ને મારાથી માં મૂંગી film રાજા હરિચંદ્ર બનાવી હતી ભારત માં cinema થી એ time પ્રથમ channel ની માલિકી કલકત્તા ઉદ્યોગ સાહસિક જસ્મેન જી શ્યામ જી મદન પાસે હશે જો દસ વર્ષે દર film ના ઉત્પાદન પર દેખ રેખ રાખતા હતા અને સમગ્ર ભારતીય ઉપખંડ માં તેમનું વિતરણ કરવા કરતા હતા વીસ મી સદી ની સરુઆત માં એક માધ્યમ તરીકે cinema એ ભારતીય બજાર માં અને તેના ગણા

ઉભરવા લાગ્યા ભારતીય commercial cinema માં માંથી સામગ્રી વધુ ને વધુ આ લોકો માં નમસ્કાર શિક્ષણની વાત પર તથા શિક્ષણ સૌથી ઉપર શિક્ષણ રોજગાર માટે અત્યંત મહત્વનું છે કે ચોક્કસપણે યોગ્ય જીવન જીવવાની સર્વશ્રેષ્ઠ તક છે આ તો ફક્ત ઉચ્ચ પગાર વાળી નોકરી ને કુશળતાને કારણ મળે છે but better communication શિક્ષણની એક સારી ભૂમિકા કહેવાય છે પણ આજના સમયમાં શિક્ષણ વ્યક્તિને ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરતા બનાવે છે શિક્ષણના ચોક્કસપણે ઉપયોગ કરવા માટે જરૂરી કુશળતા પ્રદાન કરે છે જેથી શિક્ષા વિના આધુનિક મશીનોઉપયોગ કરવો કદાચ મુશ્કેલ હશે

અજાતિય અને સુખ પ્રવેશ છે જ્યારે સૌથી શ્રેષ્ઠ શિક્ષણ ધરાવતી દરેક વ્યક્તતિ ઑને શ્રેષ્ઠ મૂલ્ય શીખવે છે આજના સમયમાં ભણેલા ગણેલા લોકોને પણ સમયની કિંમત વધુ સમજાય છે શિક્ષિત લોકો માટે એક સમયે એક સમયે પણ પૈસા સમાન છે અંતે શિક્ષણ વ્યક્તિઓએ તેમના વિચારો ને અસરપરખ રીતે શ્રેષ્ઠ કરવા માટે સક્ષમ બનાવે છે શિક્ષિત માં ના દરેક વ્યક્તિઓ તેમના મંતવ્ય સ્પષ્ટ રીતે સમજાવી શકે છે તેથી શિક્ષિત લોકો નામ તેમના દ્રષ્ટિકોણ ને આદર રીતે સમજાવી તેવી શક્યતા છે પણ આજના સમાજમાં અને સમયમાં સમાજ ના શિક્ષણ નું મહત્વ એટલે સૌપ્રથમ શિક્ષણ સમાજમાં ફેલાવવામાં મદદ કરે છે જ્ઞાન એટલે બધી જ તે જ્ઞાન આપવામાં પ્રદાન કરે છે આથી કદાચ શિક્ષણનો સૌથી નોંધપાત્ર વકયા છે શિક્ષિત સમાજમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર ઝડપી થાય છે વધુમાં વધુ શિક્ષણ દ્વારા એક પેઢી થી બીજી પેઢીમાં જ્ઞાનનું આપેલ થાય છે જે કે આપદે થાય છે શિક્ષણ નવી નવી આધ્યાત્મિક રીતે નવી નવી ટેકનોલોજીના વિકાસ અને નવીનતા માં મદદ તો કરે છે પણ સૌથી શ્રેષ્ઠ એ છે કે સૌથી શ્રેષ્ઠ વાત કેટલું વધુ શિક્ષણ કેટલુ વધુ ટેકનોલોજીને પસાર થશે જેમ કે યુદ્ધ ના સાધનો દવા ખેતી કમ્પ્યુટરના મહત્વપૂર્ણ વિકાસ શિક્ષણને કારણે જ થાય છે શિક્ષણને અંધકારમાં પડેલા માણસના જીવનમાં પ્રકાશનું કિરણ છે હા પ્રકાશનું કિરણ છે જ

ધરતી પરના દરેક માનવીનું મૂળભૂત અધિકાર છે આ અધિકારને નકારો એ ખુબ જ દુષ્ટ છે

શિક્ષણ એ વ્યક્તિને યોગ્ય વિચાર આદર્શ ને સક્ષમ નિર્ણય લેનાર બનાવે છે અને આ નિર્ણય લેવાની શક્તિ ફક્ત શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે જે વ્યક્તિને તેની આસપાસના લોકો અને તેનાથી આગળના વિશ્વના જ્ઞાનથી પરિચિત કરે છે અને તેની તર્ક શીખવે છે મેં તેને ઈતિહાસની થોડી કરે તો છે જ એથી વ્યક્તિ વર્તમાનનો વધુ સુધારો અને ન્યાયાધીશ બની કરી શકે છે મને આશા છે કે આ તો કીધું તો છે શિક્ષણ વિષે પણ શિક્ષણનું અહીંયા પચતું નથી શિક્ષણ અને અલગ અલગ રીતે ઘણા બધા લોકો જોડે

દિનચર્યા નું પાલન કરવું જોઈ એ સીક્ષણ માટે જેથી ઘરના શિક્ષણ કે વધુ જ્ઞાન પણ જોડે જોડે શીખીવી શકે છે

તો વિષય છે મારા સપનાનું ભારત. ભારતનો ભૂતકાળ અતિભવ્ય હતો તેમાં પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચનાઓ કરતા. આપણા દેશમાં વેદો ઉપનિષદો અને દીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ મહાભારત જેવા મહાકાવ્ય રચના થઈ હતી. ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરી અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમુદ્ધ દેશ ગણાતો પરંતુ આપણા દેશમાં

આર્થિકનીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગ પાડી ભાંગ્યા આપણા દેશમાં ગરીબી બેકારી અને ભૂખમરો ફેલાયો નદીઓ પણ બાંધી સિંચાઇની સગવડમાં વધારવામાં આવી તેનાથી કૃષિક્ષેત્ર અને ડેરીઉદ્યોગ ક્ષેત્ર ગણના પાત્ર પ્રગતિ થઈ મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો ઘડી ને સાકસત્રનું પ્રમાણ વધારવામાં પ્રયત્ન કરવામાં આવ્યો દેશની ખનીજ સંપત્તિનો મહત્વ ઉપયોગ કરી ઉદ્યોગનો વિકાસ કરવામાં આવ્યો. તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુશુત્રુ થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ અમલદારો પોલીસો અને મોટો ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કુભાંડી ઉપર કુભાંડો થયા કરે છે. આવી અરચકતામાં

વધારો થાય છે. આમ આજે ચોમેર નિરાશ શાક જનક વાતાવરણ દેખાય છે તેમ છતાં મારા સ્વપનનું ભારત

એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે આથી તે ધીરે ધીરે દેશની કાયા પલત કરી શકે છે. એકવીશમી સદીના ભારત માંથી ગંદકી નિસ્ત નાબૂદ થઈ ગઈ હશે મચ્છર અને માખીનો ત્રાસ નહિ જોવા થઈ ગયો હશે અને તેથી તાવ ખાંસી ઝાડા ઈચ્છાદિ રોગોનો લોકોને મુક્તિ મળી હશે ભારત ભરમાં પીવાનું

કલ્પનાના ભારતમાં ગામડામાં પગભર થઈ ગયો હશે જેથી શહેરનું ભારણ ઓછું થશે અને સાથે જ ભારતમાં બાળમજૂરીના પ્રથાનો પણ અંત આવ્યો હશે. એકવીશમી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર ઉદ્યોગના ક્ષેત્ર ટોચના સાથ થાને બિરાજતું હશે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્ર ભારતનો ડંકો વાગતો હશે. જેને કારણે જગતમાં બધા રાષ્ટ્રો ભારતની મિત્રને ઇચ્છશે સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળપડતું સ્થાન ભોગવતું હશે ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે તો ઓલમ્પિક રમતોમાં ભારત ચંદ્રકુલના ઢગલા મેળવતું થઈ ગયું હશે. મારા સ્વપ્નના ભારતમાં જાતિવાદી જતી જતી વચ્ચે ઝગડા થતા ધર્મના નામે થતા ઝગડા રહ્યા નહિ હોય વળી નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ જ ભેદ નહિ હોય નવી પેઢી એક સંતાનને પ્રણાલિકાનો સ્વીકાર કરીશે તેથી વસ્તી વધારોની નથી શકશે મારા સ્વપ્નના ભારત માં ભ્રસ્ટાચાર નહિ હોય. લોકો સુખ સંપત્તિ હશે દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરોયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે આપણા દેશ નોંધપાત્ર પ્રગતિ સાધી હશે આપણી સરહદો સંપૂણ પણે સલામત હશે તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગિરી વીંટીઓ વગર પ્રામાણિકતા થી ચુટણીઓ લડી જ હશે અને પ્રામાણિકતા અને સ્વચ્છ નેતા ગન ચૂંટાશે આપણા દેશના

ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે. ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારુ સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે. આપણા માટે ગર્વની વાત છે કે ભારતમાં માળખાગત જાતી અને ધર્મના લોકો સાથે રહે છે આપણે દેશ આપણી સંસ્કૃતિ અને વિવિધતામાં એકતા માટે પ્રચલિત છે. ભારતે કેટલાક સમય થી વિભિન્ન ઉદ્યોગમાં પ્રગતિ કરી છે. દેશમાં હજુ પણ આર્થિક અસમાનતાઓ છે. અભીર વધુ ને વધુ બની રહ્યા છે અને ગરીબ વધુ ને વધુ ગરીબ આજ થી અમુક વર્ષ પછી હું એવા ભારતનું સ્વપ્ન જોવ છું જ્યાં ધન સમ્માન રૂપ થી નાગરિકોમાં વહચાયેલું હોય દેશની પ્રગતિ માટે શિક્ષણનું ખુબ જ મહત્વ છે અને શિક્ષણ પ્રત્યેય જાગૃતિ ફેલાવવાનું કામ સરકાર કરી જ રહી છે. પરંતુ શિક્ષણને એક ધંધાકીય પ્રવૃતિઓ રૂપે ન લેતા ઓછામાં ઓછા મુલ્યે શિક્ષણ આપવું જોઈએ ભારતમાં ગામડે ફામદે શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ ઉચ્ચ શિક્ષણ માટે પણ એક સમ્માન કાયદા ઘડાય તેવા પ્રયત્ન સરકારે કરવા જોઈએ. તેથી દરેક બાળકો પોતાની ક્ષમતા અને આવડતને સાબિત કરી શકે દેશમાં રોજગારીની તકો ઓછી છે જે વ્યક્તિ યોગ્યતા ધરાવે છે તે નોકરી મેળવવામાં અસફળ થાય છે. ભ્રસ્ટાચાર પણ તેમાં મોટો ભાગ ભજવે છે. મારા સપનાના ભારતમાં રોજગાર વ્યક્તિની ક્ષમતા મુજબ મળવો જોઈએ જેથી દેશનો વિકાસ થાય ગામડાઓમાં ખેડૂતો પોતાની જમીનના માલિક હોય તેમના ખેતરોમાં હંમેશા હરિયાળી જીવનમાં ખુશી હોય મિલો અને કારખાનાઓમાં ખુશીથી કામ કરતા મજુર વર્ગ દેશને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે દેશમાં બેકારીનો પ્રશ્ન નાબૂદ થાય અને ભૂખ લોકોના મુત્યુ કારણ ન બને આવા ભારતની હું કલ્પના કરું છું. ધન્યવાદ. મને એવો કોઈ plan બતાઓ કે જેમાં મને unlimited voice call, data અને caller tune પણ એમાં મલે. જે other caller tune માં મને રાખવું છે. એવું કઈ

BSNL સિવાય other caller tune મને રાખવી છે. કે જેમાં મને free માં મલે છે. એવો કોઈ plan છે mam?